થોડે દૂર એક ધોતી વાળા દાદા દેખાય છે અને બીજી એક વ્યક્તિ પણ દેખાય છે.

પેલ્લી ટેબલ ઉપર એક વ્યક્તિ બેઠા છે જેમણે પીળા કલર નું ટીશર્ટ પહેર્યું છે અને હાથમાં બ્લેક કલર નું બેગ છે.

આખું વાતાવરણ ગ્રીન ગ્રીન લાગી રહ્યું છે નીચે એક નદી પણ વહેતી જોવા મળી રહી છે.

એ વ્યક્તિએ માથા ઉપર હેલ્મેટ પહેર્યો છે અને બ્લેક કેલર નું જેકેટ પણ પહેર્યું છે.

આ એક પાર્કિંગ ની અંદર બ્લેક કલર ની કાર પાર્ક કરેલી છે.

આ એક ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન છે જેની અંદર એક માણસ બેસેલા દેખાઈ રહ્યા છે.

આ બાજુ જોતા લાલ સફેદ અને બ્લુ રંગની ઈસ્ત્રીઓ દેખાઈ રહી છે.

એક સફેદ કલર ને કફની અને પાયજામો પહેરેલ વ્યક્તિ જઈ રહ્યા દેખાય છે.

એની બહાર દરવાજા ઉપર એક હાર લટકાવેલો દેખાઈ રહ્યો છે.

થોડે દૂર એક વ્યક્તિ કમર ઉપર હાથ રાખીને ઉભા છે.

તળાવની આ બાજુ બધી સ્ત્રીઓ માથા પર ઓઢીને ઉભી છે.

આ એક રમતનિય લગતી વસ્તુઓની દુકાન છે જેમાં ચાર રેકેટ એક ટેનિસ બે ફૂટબોલ અને પાંચ ફૂલોના બોક્સ દેખાઈ રહ્યા છે.

થોડે દૂર જતા રેતી કપચી અને સિમેન્ટ થી માલ તૈયાર થતું એક મશીન જોવા મળી રહ્યું છે.